તેની વાતો કરતા કરતા તે ખાશો તો તમે શું ધ્યાનમાં હાલ કોઈ પેલો પાંડા કે ગાઈડ નિકુંજ ત્યારે આટલું બોલી પછી ધીમેથી ઉભો થયો તેની આંખમાં લોહી ઉકડી આવું.

અને ડાયરી જે છે એમાં પોતાની બધી જ ડાયરી લખે છે નિકુંજ જેવો બોલાવવા જેવો રહ્યો નહીં. ચાલ મારી સાથે સાથે ચાલવા લાગ્યો. થોડું ચાલવા બાદ એ ઈશ્વરની બહાર પહોંચ્યો. અહીં તેના પગ દરવાજા બહાર જ હતા એક ઊંડા શ્વાસ સાથે એ પાંચ ડગલાં આગળ વધી રહ્યો હતો પણ એને પાંચ વર્ષ પાછળ લઈ જતી હતી

વિહાર અચાનક બોલી ઉઠ્યો હું આવી ગયો વિહાન હાથ પકડેલા મેં મારું વચન નિભાવ્યું છે જાનકી બોલાવી લીધો હતો પણ હું આવી પેલી સામે જાનકી હોસ્પિટલ ના કપડા વાદળી રંગના હતા તે પહેરીને એક હાથમાં બાટલો હતો. જાનકીને જોઈને તેને પાંચ વર્ષ પહેલાંની એવી યાદ આવી હતી પાંચ વર્ષ પહેલા. જ્યારે જવા લાગે ત્યારે પોતાનું સુરત ફરી ચાલુ કર્યું સામે સ્કાય બ્લુ જીન્સ થોડા પાતરા પર

આથી વધતા

આ તરફ કરી તેની આંખ

એમાં પણ તેણે કોઈ બધું જ કાજલ કરેલ છે કે જાણે પોતાનું તેમ તેમ જરાક ભરાવદાર તેમજ નાની નથણી

તેને જોઈને રીહાને પણ જાનકીની નજર પણ નજર પડી ત્યારે લાગ્યું કે જાનકીને જોઈ રહ્યો છે નીચે જોઈ રહ્યો હતો મનમાં કેટલા બધા સવાલ સાથે તે આજે ક્યાંથી આવી આવા તેની પહેલા તે ઘરે જવા માટે નીકળી ગયો.

તેના માટે હજુ એક વર્ષ લાઈટ ચાલુ થઈ છે કોલેજમાં થોડા વર્ષથી પહેલા આવી રહ્યા હતા આવી જાઓ કાલથી તમને ને પોતાનું બેગ લઈને આવી રીક્ષા આગળ આવે છે એટલી વાર આવે છે તથા બધા પોતપોતાની જગ્યા પર બે દિવસ પહેલા એક છોકરો અને એક છોકરી તે ઉભો હતો ને જોઈ રહ્યો હતો પોતાના વિચારમાં હતો અને બોલ્યો. મેડમ બોલ્યા જરાક આપ જ્યાં ઉભા છો ત્યાં એક સીટ ખાલી છે મેડમે વિહારને કહ્યું જાનકીની બાજુમાં તે જગ્યા છે તે બેસી જા. સામે જોવા લાગ્યા. મેડમ હજી જાનકીની સામે જોઈ રહ્યા હતા. અને વિહાર ને આંખથી સારા કરીને બેસવા કહ્યું. તેને થોડી થોડી ખુશી પણ હતી.

કાંઈ વાંધો નહીં એમ પણ બીજે ક્યાંય જગ્યા ન હતી ફરીવાર બોલ્યો. આ ક્લાસ અને કોલેજમાં નવા જ આવ્યા લાગો છો. જાનકી જરા મસ્તીમાં બોલી લાગે જ આપ આ કોલેજની બધી છોકરીઓને જાણતા લાગો છો. વિહારનો મારો કહેવાનો અર્થ એ ન હતો પહેલા કોઈ દિવસ જોવાના જોયા ન હતા એટલે બસ પૂછ્યું. જાનકી કહે જરાક. કરતા બોલી હા કાલથી આવી છું થોડાક વર્ષ માટે ફરી બોલ્યો ઓહ બરાબર. by the way મારું નામ વિધાન શાહ છે. અને આપનું જાનકી બોલી. શેઠ જાનકી છે આહુજા. વિહાન તેની સામે જોવા લાગ્યો અને બોલ્યો સિઝ જાનકી આહુજા કહ્યું. આ મેસેજ જાનકી આહુજા જરા મલકાયો. બંને આમ જ વાતો કરતા હતા. ત્યારે તેની નજર જાનકીની સામે પડેલી પેલી ડાયરી ખુલ્લી પડેલી ડાયરી પર પડી તેમાં ભેદ લખેલું હતું. અને તેની નીચે થોડી લાઈનો લખેલી હતી. નમસ્કાર આજે આપણે શીખવાના છીએ Thorndike નો પ્રયોગ American વૈજ્ઞાનિક Thorndike એ એક સમસ્યા પેટી બનાવી હતી આ સમસ્યા પેટીની રચના એવી રીતે કરવામાં આવી હતી

સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી. શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર પંજા માર્યા, સળિયાને બચકા ભર્યા સમસ્યા પેટીમાં આમ જ આમથી તેમ આંટા માર્યા. ટૂંકમા કોઈપણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવા સફળતા મળી શકી નહીં. આથી ફરીફરી એના એજ પ્રયાસો ચાલુ રાખ્યા તેમાં અચાનક તેનો પંજો સમસ્યા પેટીના ખુલવાની કળ પર પડી જતાં સમસ્યા પેટીનો દરવાજો ખુલી ગયો. તે સમસ્યા પેટીના દરવાજા ખૂલવું એ એક આકસ્મિક પ્રશ્ન હતો. બિલાડીએ કોઈપણ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી ન હતી. એટલે જ નહીં આ કળ દબાવવાથી જ દરવાજો ખુલ્યો છે એવું પણ તેને ખ્યાલ ન હતું અને તેથી જ બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મુકવામાં આવતા તેણે પહેલાનો જેવો જથ પ્રયત્ન ચાલુ કર્યો. તેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેનો સંબંધની સમજ પ્રાપ્ત થઈ ન હતી તે બાબતે સમાધાન મળી ગયું આ રીતે સતત ચોવીસ દિવસ સુધી કુલ ચોવીસ પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગો ચાલુ રાખતા, ચોવીસે પ્રયતે પાંજરામાં મુકતા સાથે જ કળ દબાવીને સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડીએ પ્રાપ્ત કરી શકી હતી સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવવાના શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ પ્રયત્ન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. અહીંપણ બિલાડી પરનો પ્રયોગાત્મક પ્રયત્નો વધતા સમસ્યા પેટી ખોલવાના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મલ્યો. પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ એકસો સાઈઠ second જેટલો સમય લાગ્યો હતો. જયારે ચોવીસમા દિવસે

અભિસંધાન દ્વારા શિક્ષણ. અભિસંધાન એટલે જોડાણ. અભિસંધાન એ શિક્ષણ એક તરાહ છે તે સાહર કે વાત પર આધારિત છે. ભૂલ, તટસ્થ, ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક તરીકે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે તો તે પ્રક્રિયાને અભિસંધાન થયું કહેવાય. દાખલા તરીકે શાળાના જુદા જુદા પ્રકારના અંતવાર વાગવાથી સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિની થતી અનુભવીઓ સાબંધિક પ્રતિઓનું મગજમાં જોડાણ થાય છે અને તેથી જ તે ઉદ્વી ઉદ્દીપક રજુઆત થતાં અન્ય ઉદ્દીપકને સ્મૃતિતા થઈ જાય છે આમ અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેથી એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકનો હાજીર હોવાનો અહેસાસ થાય છે Russian શરીરશાસ્ત્રી Ivan Petrovich Pavlov એ પાઈનાક્રિયા પા પાચનક્રિયાનો અભ્યાસ કરતા કરતા અનેક પ્રયોગો કરી અભિસંધાન સમ સમજાવ્યું છે. આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખાય છે.

તો Pavlov એ પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું કે જેમાં કૂતરાનો stand ઉપર ઉભો રાખી અને તેના માથામાંથી ઢળતી લાળ લાળરસ પામનયંત્રમાં એકઠી થાય જેથી તેનું માપન શક્ય બને. Pavlov એ કૂતરાની સમક્ષ ખોરાક રજુ કર્યો. ખોરાક જોતાં જ કુતરાના મોમાં લાળ જામી. આ જા લાળ જરવાથી પ્રતિક્રિયા ખોરાક જોતા જ જોવા મળી હતી. first પ્રતિક્રિય હતી હવે તેમને ઘંટડી વગાડી જેના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં. પરંતુ પછી ખોરાક રજુ થતાં કુતરાના મોમાં લાળ જરણ જોવા મળ્યું. હવે તેમને ખોરાક અને ઘંટડી બંનેની રજુઆત વારંવાર એકસાથે કરી. આમ આ પ્રકારની રજુઆતમાં લાળ જરણ પુનરાવર્તન ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને જ કુતરાના મોમાં લાળ જરવાની પ્રતિક્રિયા જોવા મળી. ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કુતરાનો ખોરાકની જ અપેક્ષા જન્મ જન્મતી હતી. તે કુતરાના મોમાંથી લાળ જરવા માટે જવાબદાર હતી. Pavlov એ આ પ્રયોગ ફક્ત આટલેથી જ ના અટકાવતા તેમાં વિવિધ પ્રયત્નો લાવીને શાસ્ત્રીય અ અભિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો. પ્રશિષ્ટ અનુ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો. તો અહીં આપણે Pavlov એ કરેલા અભિસંધાનના પ્રયોગો વિશેની સાદી સરળ ભાષામાં સમજ મેળવી. પરંતુ મનોવિજ્ઞાનના ને વિદ્યાર્થી હોવાના નાતે

કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય છે તેને અન્ન અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. Pavlov ના પ્રયોગમાં કુતરાની સામે ખોરાક રજુ કરતાની સાથે કુતરાના મોમાં સ્વાભાવિક રીતે લાળ જરે છે આમ આવી અન્ન અન્ન અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અન્ન અભિસંધિત કહેવાય છે. અભિ ખોરાક એ અન્ન અભિસંધિત ઉદ્દીપક છે અન્ન વિસંધિત પ્રતિક્રિયા તો કોઈપણ પ્રકારના જોડાણ શિક્ષણ અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે છે પ્રતિક્રિયા શીખાયેલ નથી આ પ્ર પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિત પ્રતિક્રિયાને અન અભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અન અભિસંધિત પ્રતિક્રિયા. Pavlov ના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજુ કરતા સાથે કુતરાના મોમાંથી લાળ જરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે. જે અન અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. અન અભિસંધિત ઉદ્દીપક અન અભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજુ કરવાથી અન અભિસંધિત ક્રિયા જોવા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન ક

કુતરાના મોમાં લાળ જરવા લગતી હતી ખરેખર તો લાળ જરવાની પ્રતિક્રિયા ખોરાકના રજુઆત પછી જોવા મળતી હતી જે હવે ઘંટડીના અવાજ સાંભળવાની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષામાં લાળ જરવાની પ્રતિક્રિયા થાય છે આમ આ સમગ્ર ઘટતા કૂતરાને મળેલા શિક્ષણનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. એવી આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. અભિસંધિત પ્રતિક્રિયા જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલા જે તે ઉદ્દીપક સાથે ન હતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજુઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રક્રિયા કહેવામાં આવે છે. Pavlov ના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સંભાળતા સાંભળતા કુતરાના મોમાં લાળ જરવા લાગી તે પ્રતિક્રિયા તેને અભિસંધિત પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપડે એમાં આગળ છે પ્રબલન પાણીના પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. Pavlov ના પ્રયોગમાં ખોરાક એ પ્રબલન છે. વિલોપન પાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી સતત અભિસંધિત ઉદ્દીપક સાથે જો અનુ અન અભિસંધિત ઉદ્દીપક ન આપવામાં આવે છે એટલે કે પ્રબલનની ગેરહાજરીમાં ક્રમશહ અભિસંધાન લુપ્ત થતું જોવા મળે છે તેને વિલોપન કહેવામા આવે છે. ઉદ્દીપક સામાનીકરણ સામાનીકરણ એટલે એક ઉદ્દીપક જેવા સમાન લગતા અન્ય ઉદ્દીપકના પહેલાનું ઉદ્દીપક સમજવું. અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા શકાતી અભિસંધિત ઉપયોગ સામે સામ્ય ધરાવતા અન્ય કોઈપણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તે ઉદ્દીપક સામાન્યકરણ થતું કહેવાય છે.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 ઉદ્દીપક પહેલબદન ઉદ્દીપક પહેલબદન એટલે બે ઉદ્દીપક ક વચ્ચેના તફાવતને પારખવો. આપડે અગાઉ જોયું કે કૂતરાના ઘંટડી સાથે જોવા મળતી પ્રતિક્રિયા કૂતરામાં buzzer સાથે પણ જોવા મળી કારણ કે કુતરો ઘંટડીના અવાજના buzzer ના અવાજ સાથે સામાણીકરણ કર્યું. પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને buzzer ના અવાજ પછી ખોરાક ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરવાથી buzzer ના અવાજ સાથે લાળ સ્ત્રાવ ક્રમશહ ઓછો થઈને બંધ થઈ જશે આમ થવાનું કારણ એ છે કૂતરો બે ઉદ્દીપક વચ્ચેનો તફાવત પારખતાં શીખી જાય છે હવે આપડે ચોથું છે Skinner નો પારખ અભિસંધાનનો પ્રયોગ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 મૂલી ભેટ આપી છે કારણ અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન જુદી વિચારધારણા જોવા મળે છે. શાસ્ત્રીય અભિસંધાન પ્રાણી કોઈપણ પ્રતિક્રિયા ન અપાય તો છતાં સમયાંતરે પ્રબલન પ્રાપ્ત થાય છે. મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ઉમેશ સોલંકી. હું મારી માહિતી અહીં સમાપ્ત કરું છું. વીર સાવરકર ને બાળ ભક્ત દેશ ભક્ત વિનાયક સાવરકર નો જન્મ તારીખ અથીયાવીસ મી મેં અઢારસો ચુમ્મોતેર ના રોજ નાસિક જીલ્લા ના નામના ગામ માં થયો હતો તેના પિતા પંત દ્રઢ નીર્સ્ચ્યી તારણની તૃપ્તિ અને કડક સ્વભાવ નાં હતા તેમના માતા રાતા બાઈ સ્વમાની અને કુટુંબ રક્ષક હતા તેમને ફળ ફૂલો નો ખુબ શોખ હતો વીર સાવરકરે લખેલા ગૌ માંન્ક્ત નામ નાં કાવ્ય માં ગણું વર્ણન કરેલું છે માતા પિતા નો સંસાર આનંદમય હતો એમ પણ તેમાં જણાવ્યું છે છઠે વર્ષે વિનાયક ને નિશાળે ભણવા બેસાડ્યો તેની સ્મરણ શક્તિ ને બુધિ પ્રતિભા નાનપણ થી જ તેજ હતી નવ વર્ષ ની ઉમરે માતા રાતા બાઈ નું અવસાન થયું એટલે વિનાયક સ્વ પુરુષાર્થી પેટે અભ્યાસ માં અને જીવન કરતર માં આગળ વધ્યા વીર સાવરકર કઈ રીતે ક્રાંતિ કરી બન્યા સન અઢારસો અઠાનું માં વિનાયક સાવરકર ની તબિયત સારી રહેતી નાં હતી તેથી તેઓ નાસિક થી અભુરુ પોતાના વતન માં આવ્યા તે વખતે વીર સાહેબ દામોદર રાઓ ચાપેકર માતૃભુમી ની આઝાદી કાજે ફાંસી ચડ્યા તેમને કોટ સમુક્ત કરેલા ક્રાંતિકરી નિવેદન ને વિનાયક ના કિશોર મન ઉપર ભારે અસર કરી દામોદર રાઓ ચાપ ચાપલેકારે ખૂન ની જવાદારી પોતાના માથે લીધી અને એક હાથ માં ગીતા ને બીજા હાથ માં ફાંસીનું દોરડું એ રીતે સહીદ થયા ચૌદ પંદર વર્ષ નાં કિશોર વિનાયક રાવે કેસરી માં એ સહાદત નું વર્ણન વાંચી ને માતૃભૂમિ ને ચરણે પોતાનું જીવન અર્પણ કરવા નો નીર્ચ્ચ્ય કર્યો અને દેશ નું સ્વતંત્ર મેળવવા માં હું મારું બલિદાન આપીશ એવી પ્રતિજ્ઞા કરી વીસ એક કાવ્યો પણ લખ્યા અંગ્રેજી પાંચમાં ધોરણ માં વિનાયક રાઓ અભ્યાસ કરતા હતા એ વખતે દામોદર રાઓ ચાકારેકર નાં બે ભાઈ બાલકૃષ્ણ તથા વાસુદેવ રાવ ને પણ ફાંસી દેવા માં આવી એની ભારે વ્યથા અસર વિનાયક સાવરકર ઉપર થઇ અને તેઓ દેશ દાજ થી ઉકલી ઉઠ્યા તેમને ગુપ્ત મંડળો ની સ્થાપના કરી નાસિક ની આસપાસ યોવાનો ને એકત્રિત કરી નાસિક માં high school નું શિક્ષણ પૂરું કરી અને ઓગણીસો બે માં સાવરકર પુના ની Collage માં દાખલ થયા collage પણ રાષ્ટ્ર ભક્તિ થી રંગાયેલી હતી લોક માન્ય તિલક ની પ્રખર દેશ ભક્તિ નો રંગ યુવાનો ને લાગ્યો હતો નવ યુવાન વિનાયક રાવ ના વ્યાખ્યાનો સાંભળી ને યુવાનો માં દેશ ભક્તિ દેશ ભક્તિ બળવતર બની સન ઓગણીસો છ માં શ્રી વિનાયક રાવ સાવરકર berist નાં અભ્યાસ માટે england ગયા અને london માં મહાન દેશભક્ત શ્યામ જી કૃષ્ણ વર્મા ને બીજા મિત્ર સાથે મળી ને ગુપ્ત કે ક્રાંતિકારી મંડળ ની સ્થાપના કરી અઢારસો સતાવન ના વીર સાવરકર નાં જીવન માં શું અસર પડી દેશભક્ત વિનાયક સાવરકર london માં berister થવા માટે નો અભ્યાસ કરતા હતા તે વખતે ઇસવીસન ઓગણીસો સાત માં britain વાસીઓ એ સન અઢારસો સત્તાવન માં થયેલા સિપાહીઓ ના બાળવાને british કચડી નાખ્યો તો એની સુવર્ણ જયંતી નો મોહ્ત્સ્વ ઉજવ્યો સન અઢારસો સત્તાવન નાં અંગ્રેજો માત્ર સિપાહી ઓ નો બળવો ગણતા અને ભારે પ્રાત્વી અત્યાચારો ગુજારી ને પ્રજા ના પ્રાણને કચડી નાખ્યો તેનો આણંદ માનતા હતા તે દિવસે નાટકો પણ કર્યા તેમાં મહારાણી લક્ષ્મી બાઈ નાના સાહેબ અને કાતીયા ટોપે જેવા મહાન શત્રુંજ્ય વીરો અને અંગ્રેજો ના અથીયારા તરીકે રજુ કરવા માં આવ્યા હતા દેશભક્ત સાવરકર અને તેમના મિત્રો માંથી એકદમ ઉકલી ઉઠ્યા તેમને અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર યુદ્ધ ની સુવર્ણ જયંતી ઉજવવા નું આયોજન કર્યું India માં ભારે ધામધૂમ થી મોહત્સવ ઉજવવા માં આવ્યો અનેક સભા ઓ થઇ ભાષણો થયા સન અઢારસો સત્તાવન નું માતૃભુમી ને બલિદાન આપનાર ને સહીદ નું બિરુદ આપી ને શ્રધાન્જલીઓ અર્પણ કરવા માં આવી વ્રત અને ઉપવાસ કરવા માં આવ્યા ભારત માતા ની મુક્તિ માટે પ્રનારપનો કરવા ની પ્રતિજ્ઞા લેવા માં આવી ક્રાંતિકારી કર્યો ને આઝાદી ની લડત માં જીવન સમર્પિત ભારતવાસી દેશભક્ત ઓ ના આ મોહત્સવ અને તેમાં થયેલા અ તેમના રોમાંચક ભાષણો અને પ્રતિજ્ઞા થી british ઓ ચોકી ઉઠ્યા શ્રી સાવરકર સન અઢારસો સત્તાવન નું સ્વાતંત્ર યુદ્ધ નામ નું પ્રશિધ પુસ્તક લખ્યું અને મારાથી માં લખાયેલા આ પુસ્તક નું ભાષાંતર માં છુપાવી પછીત કર્યું british સરકારે તે જપ્ત કર્યું ભારત માપન તેના પર પ્રતિબંધ મુકવા માં આવ્યો તેમ છતાં તેમની નકલો દેશભક્ત યુવકો ના હાથ માં પહોચી ગઈ નેતા જી શુભાષચંદ્ર બોજે તેમને ગુપ્ત રીતે છુપાવી ને ક્રાંતિકારીઓ ના હાથ માં પોહચાડી હતી એ પુસ્તક સાવરકરે પચીસ વર્ષ ની વયે london નાં museum માં બેસી ને લખ્યું હતું એ સમય માં હિન્દુસ્તાન માં ક્રાંતિકારી હોવા નો હક તેમનો તે ભારતીય કરતા હતા અને અનેક યુવાનો તેમના પગલે ચાલવા તત્પર બન્યા હતા સામી બાજુ british ક્રાંતિ ની ભાવના ને કચડી નાખવા માટે પુરજોશ થી ચાલી રહ્યું હતું એ દિવસે એ દિવસો માં sir કર્જન વાઈલી નામના british અમ london માં રહેતા હતા સરકારી દમન માં દમણ ના મોડ એ જુલ્મી અધકારી હતા મુખ્ય હતા શ્રી મદનલાલ પિંગલા એ london નાં imperial institute of માં ગોળી ઠાર કર્યો અને મદન લાલ ફસી એ ચડ્યા માત્ર london માં જ નહિ પણ સમગ્ર england માં હા હા કાર મચી ગયો british સમાચાર પત્રો એ કે ષડ્યંત્ર નાં mood માં વીર સાવરકર પ્રત્યે રૂપે આરોપ મુક્યો પરિણામે તેમને berister ની સમેદ આપવા નો પ્રસંગ આવ્યો ત્યારે તેને શિષ્ટ સમી તે નીમવા માં આવી ને તેને એવી શરત કરી કે સાવરકર રાજકારણ માં ભાગ નાં લે તો જ સમુદ્ર આપવા માં આયો વીર સાવરકરે શરત નો સ્વીકાર કર્યો પરિણામે તેમને berister ની સમજ નાં મળી તારીખ અઢાર oguest ઓગણીસો નવ નાં રોજ મદન લાલ થીન્ગ્રા એ london માં ફાંસી આપવા માં આવી અને એ જ વર્ષે નાસિક જીલ્લા collector ને એક theater hall માં ગોળી ગોળી મારવા માં આવી અને તેને માટે શ્રી કાનડે શ્રી દેશ પાંડે અને શ્રી કર્વે એ ત્રણ એ નવ યુવાનો ને મૃત્યુ દંડ આપવા માં આવ્યો અમદાવાદ માં એ વક્ખ્ત નાં wiseroy lord minto ઉપર bomb ફેકવા માં આવ્યો પરંતુ સંજોગ વષો તે બચી ગયા આગળ જતા lord minto આગળ જતા lord minto

પકડવા માં આવ્યા ને ને mumbai સરકાર ના woarant થી london માં શ્રી વિનાયક સાવરકર ની ધરપકડ કરવા માં આવી શ્રી વિનાયક રાવ ઉપર નું woarant london તાર દ્વારા મોકલવા માં આવ્યું હતું તારીખ આઠમી જુલાઈ ઓગણીસો દસ નાં રોજ શ્રી વિનાયક રાવ સાવરકર ને કડક police પહેરા ની નીચે એક steamer માં હિન્દુસ્તાન રવાના કરવા માં આવ્યા દેશભક્ત શ્રી શ્યામ જી કૃષ્ણ વર્મા વીરેન્દ્ર ચટોપાધ્યાય બાબા હરદયાલ તથા madam કામા વગેરે એ મળી ને શ્રી સાવરકર ને ભારત પહોચાડ્યા પહેલા છોડાવવા ની યોજના ખોલી કાઢી એ યોજના ની પાછળ સાવરકર નું પોતાનું જ આયોજન હતું જયારે મોત ની પરવા કર્યા વગર steamer માં થી નાસી છુટ્યા સાવરકર steamer british સાગર માં થી બહાર નીકળી અને બંદર પાસે પહોચે ત્યારે શ્રી સાવરકર સૌચ જવાને બહાને પાયખાના માં ગયા ને મૃત્યુ થી મૃત્યુ ની પરવા કાર્ય વિના સમુદ્ર માં કુદી પડ્યા સાવરકર નાં બહાદુરી પર્યાસાહસ થી steamer નાં યાત્રાળુ એ સ્તબ્ધ બની ગયા સાવરકર ને પકડવા માટે steamer માં થી નૌકા ઓ ચૂંટી અને police ઓ એ ગોળી નો વરસાદ વરસાવ્યો પરંતુ એ બધા ની કસીક દરકાર કર્યા વિના વીર સરકાર તરી ને સમુદ્ર કિનારે પહોચી ગયા અને ત્યાં જઈ ને france ની સરકાર નું સરણ માગ્યું પોતાની જાત ને france ની police નાં હવાલે

આ સાહસ પૂર્ણ કાર્ય ની ભારે પ્રસંસા કરી અને france ની ઉપ british police ની ભૂમિ ઉપર ચલણી ગિરફ્તારી આંતરરાષ્ટ્રીય કાયદા ને છડે ચોક ભંગ છે એમ લખી ગણેશ ચતુર્થી ઉપર નિબંધ ગણેશ ચતુર્થી ને વિઘ્નચતુર્થી પણ ઓળખવા માં આવે છે તે હિન્દુ ઓનું પવિત્ર જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીના હાથીના માથાવાળા પુત્રને શાણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ તરીકે જોવામાં આવે આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં નિરંકુશ હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિઓ પરિવારો દ્વારા ઘરે લાવવામાં આવે છે તેઓ દિવસ રાત પૂજા કરે છે. ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને આરાધના સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીને તે દિવસ માનવામાં આવે છે કે જેના દિવસે ભગવાન ગણેશ તેમના ભક્તો કૃપાઆપવા માટે પૃથ્વી પર આવે છે. સ્થળ અને પરંપરાના આધારે, આ તહેવાર એક દિવસથી અગિયાર દિવસ સુધી હોઈ છેતહેવારના છેલ્લા દિવસે મૂર્તિઓ ને રંગબેરંગી અને વાજતગાજતે સરઘસમાં લઈ જવામાં આવે છે અને પરંપરાગત રીતે. હિન્દુ પૌરાણિક કથાઓ ભગવાન ગણેશના અવરોધોમાંથી મુક્તિ અપાવે છે અને બુદ્ધિ આપે છે. વિદ્યાર્થીઓ તેમના મનને પ્રજ્વલિત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમને જીવનમાં અવ્યવસ્થાઓને દૂર કરવાની હિંમત આપે છે. ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશના જન્મ ની ઉજવણી કરે છે તેઓ તેહવાર માનો એક છે ગણેશ ચતુર્થી એ ગણેશચતુરથી કુશળતા અને સુખાકારીના મુખ્ય ભગવાન તરીકે તેને ખુબ જ માનવામાં આવે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે. તે હિન્દુ કેલેન્ડર મહિના ભાદરવો માં સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે આવે છે દેવોની વિનંતી પર તેમનું સર્જન માનવામાં આવે છે રાક્ષસોના માર્ગમાં અવરોધ સર્જક બનવું અને પૃથ્વીના સરળ સંચાલનમાં દેવોને મદદ કરવી. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં તીવ્ર ગતિશીલતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે જ્યાં લોકો આ બધા સમયગાળા માટે ગણેશ ને જોરશોર થી પૂજા કરે છે. નવી મુસાફરી શરૂ કરતા પહેલા અથવા નવા સાહસમાં પ્રવેશતા પહેલા ભગવાન ગણેશની ઘણી વખત પૂજા કરવામાં આવે છે. લગ્ન અને અન્ય કાર્યોને ખુશીથી શણગારવા જ્યાં ભગવાન ગણેશ સર્વવ્યાપી છે . તૈયારીઓ પહેલાથી જ શરૂ થાય છે, ઘરો સાફ કરવામાં આવે છે અને દસ દિવસ માટે શેરી, મંદિરો અને ઘરો છત્ર ઉભી કરવામાં આવે છે. આઉટડોર ટેન્ટનું આયોજન કરવામાં આવે છે જેથી લોકો ત્યાં જઈ શકે અને પ્રાર્થના અને મીઠાઈઓ આપીને ભગવાન ગણેશને અંજલિ આપી શકે અને ભગવાન ગણેશના આશીર્વાદ તરીકે પ્રસાદ મેળવી શકે. અંજલિ આપી શકે અને ભગવાન ગણેશના આશીર્વાદ તરીકે પ્રસાદ મેળવી શકે વિસર્જન સમારોહ સમાન ઉત્સાહ અને ઉત્સવ સાથે કરવામાં આવે છે જે લોકો ગણપતિ બાપ્પા મોર્યા પૂર્ચા વરશી લૌકરીયા ના નારા લગાવે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષની શરૂઆતમાં આવે તેવી પ્રાર્થના કરે છે. બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી મેડિકલ ચેકઅપ સખાવતી કાર્યો, નાટકીય પ્રદર્શન, અનેક સાંસ્કૃતિક સામાજિકસંસ્થાઓ દ્વારા ગોઠવામાં આવે છે. ગણેશ ચતુર્થી, એક પ્રખ્યાત હિન્દુ પ્રાચીન ભગવાન ગણેશના ભવ્ય જન્મ પર ઉજવવામાં આવે છે જે હાથીના માથાવાળા ભગવાનછે અલગ અલગ માહોલ થી ઓળખાય છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે ગણેશ ચતુર્થી

અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવવામાં આવે છે. તૈયારીઓ સમય પહેલા જ શરૂ થય જાય છે, ઘરોને પડદા ગૃહો ગૃહોને સુંદર બનાવવામાં આવે છે અને ભગવાન ગણેશની છત્ર ભગવાન ગણેશને પ્રાર્થના અને મીઠાઈઓ આપીને શ્રદ્ધાંજલિ આપે છે અને ભગવાન ગણેશના આશીર્વાદ તરીકે પ્રસાદ આબેહૂબ પંડાલો ગોઠવવામાં આવે છે અને દસ દિવસ સુધી ભગવાનની પૂજા કરવામાં આવે છે જેમાં લોકો લગભગ આખો દિવસ નૃત્ય કરે છે. ભગવાન ના મુખ્ય ચાર ધાર્મિક વિધિઓ થાય છે

અને તેમનું લાભ છદ ગણપતિ વિસર્જન નદીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ચોખા, ગોળ, નારિયેળ અને સૂકા ફળનો ઉપયોગ ચોખા, ગોળ, નારિયેળ અને સૂકા ફળનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી મીઠી વાનગી જેને મોદક તરીકે ઓળખવામાં આવે છેઅને ભગવાનની પ્રિય વાનગી માનવામાં આવે છે તે પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. વિસર્જન આ તેઓ નારિયેળ પાણી જોવે છે આવી દુઃખ ભજન સહે

અને પિતા દ્વારા મળેલા ઓકે કંઈ પણ સુખ કાર્ય પહેલા લેવામાં આવે અને તેમનું કાર્ય કામ સંપૂર્ણ કહેવામાં આવે વાત કરવી હોય તો ઘરે લાગતા વખતે તેમને એક દિવસ સાત દિવસ અને ની વર્ષ સુધી રાખો કરવામા આવે છે પુરુષ ગણેશજીની રચના શિવ અને પાર્વતીના વિનંતી સર્જન તરીકે કરવામાં આવી હતી નવું સાહસ શરૂ કરતા પહેલા તેમનું નામ લેવામાં આવશે કારણ કે સમૃદ્ધિ અને શુભ માનવામાં આવી રહી છે ઘરના પ્રવેશદ્વાર હોય તે કાઢીને ઉમે રાખવામાં આવે છે

ઘરની અંદર રાખવામાં આવે છે પત્રિકા હોય તેમાં ભગવાન ગણેશની છબી પેહલી કોતરેલી હોય છે ગણપતિ પાસે હાથમાં છે ચાર હાથ તેના હાથમાં પોતાની વસ્તુઓ ધરાવતા જોવા મળી રહે છે બીજી વસ્તુ એ છે ગણેશ ચતુર્થી માં ગણિત ની પૂજા કરવામાં આવે છે તેની આરાધના કરવામાં આવે છે મનોરંજન પ્રોગ્રામો સાચવો પ્રોગ્રામો આવા બધા પ્રોગ્રામો થયા રાખે છે હું ઘરે જઈને પૂરું ધ્યાન રાખવામાં આવે છે બીજી વસ્તુ જોવા જઈએ તો તે ધાર્મિક કાર્યક્રમો આવે છે બીજું બધું કરવામાં આવે છે અને આ તહેવાર આનંદ ચતુર્દષ્ટિ એટલે કે ચૌદસના દિવસે સમાપ્ત થાય છે

તહેવારની વાત કરીએ તો આપવું પડેલું ગોઠવામાં આવે છે દસ દિવસ સુધી ભગવાનની પૂજા કરવામાં આવી છે જેમાં લોકો લગભગ અલગ અલગ દિવસે પણ કરે છે અને મનોરંજન પ્રોગ્રામ દ્વારા ગણેશજીની પૂરી પ્રાર્થના અને સંરચના પણ થતી જોવા મળે છે બીજી વસ્તુ એ છે કે ગણેશજીની પૂજા સૌપ્રથમ તેમની દિવાબત્તી આરતી અને આરાધના થી થાય છે ગણેશજી સર્વ પ્રથમ રાખવામાં આવે છે કેમકે તેમની માન સન્માન સાથે પોતાના અને માતા પાર્વતી ના પણ પુત્ર હતા

સૌથી નાના હતા કાર્તિકેતન નથી મોટા હતા અને તે ભગવાન ગણેશ પીવાનું પછી કરવામાં આવશે પીવાનું પછી કરવામાં આવશે આથી ઘણી હિન્દુ માટે મહત્વનું ગણવામાં આવ્યું છે નમ્સ્તે બરેલી ડિસ્ટ્રિક્ટ Hospital ના Staff માં દોડધામ મચી ગઈ હતી. અરૂણિમા નામની છોકરી ના પગનું Operation કરવાનું હતું પરંતુ